મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું જોવું સુધારવું અને રદ કરવું તે શીખીશું
આપણે આ પણ શીખીશું કે કેવી રીતે નવી અડ્રેસ બુક બનાવવી
હાલની અડ્રેસ બુક રદ કરવી
અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું
અહીં આપણે ઉબુન્ટુ 1204 પર મોઝિલા થન્ડરબર્ડ 1301 નો ઉપયોગ કરી રહ્યા છીએ
અડ્રેસ બુક શું છે
અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ કોન્ટેક્ટ્સ લક્ષણ સમાન જ કામ કરે છે
તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો
થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે
કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે
લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો
થંડરબર્ડ વિન્ડો ખૂલે છે
હવે ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ
મુખ્ય મેનુ માંથી ટૂલ્સ અને એડ્રેસ બુક પર ક્લિક કરો
એડ્રેસ બુક સંવાદ બોક્સ દેખાય છે
ડાબી પેનલમાં તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો
મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે
જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે
ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે
તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે
ચાલો એક નવો સંપર્ક બનાવીએ
ટૂલબાર માં ન્યૂ કોન્ટેક્ટ પર ક્લિક કરો
ન્યૂ કોન્ટેક્ટ સંવાદ બોક્સ દેખાય છે
કોન્ટેક્ટ ટેબને ક્લિક કરો
ચાલો ફર્સ્ટ માટે એમીન્યુકોન્ટેક્ટ દાખલ કરીએ
ઇમેઇલ યુઝરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ તરીકે દાખલ કરો
નોંધ લો કે ડિસ્પ્લે નામે ફિલ્ડ આપમેળે ફર્સ્ટ નામે સાથે બદલાયેલ છે
પ્રાઇવેટ ટેબ ઉપર ક્લિક કરો
સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો
તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે વર્ક ઓથર અને ફોટો ટેબો વાપરી શકો છો
ઓક ઉપર ક્લિક કરો
સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે
એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો
વીમાયન્યુકોન્ટેક્ટ અને ઝ્માયન્યુકોન્ટેક્ટ
ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ
મુખ્ય મેનુ માંથી વ્યૂ સોર્ટ બાય અને નામે પર ક્લિક કરો
નોંધ લો કે સંપર્કો મૂળભૂત રીતે ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે
ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે મુખ્ય મેનુ માંથી વ્યૂ સોર્ટ બાય અને એસેન્ડિંગ ઉપર ક્લિક કરો
વૈકલ્પિક રીતે એડ્રેસ બુક સંવાદ બૉક્સમાં જમણી પેનલ માંથી ફક્ત નામે પર ક્લિક કરો
નામો હવે ઉતરતા ક્રમમાં સૉર્ટ થયા છે
હવે સંપર્ક માટે શોધો
આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો
ચાલો એમીન્યુકોન્ટેક્ટ નામ શોધીએ
એડ્રેસ બુક સંવાદ બોક્સ પર જાઓ
સર્ચ ફિલ્ડમાં એમીન્યુકોન્ટેક્ટ દાખલ કરો
સર્ચ ફિલ્ડની નોંધ લો
મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે
ફક્ત એમીન્યુકોન્ટેક્ટ સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે
હવે સર્ચ ફિલ્ડમાં ક્રોસ આઇકોન પર ક્લિક કરો
બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે
ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો
સબ્જેક્ટ દ્વારા ઇમેઇલ્સ માટે શોધો
ધારો કે ઝ્માયકોન્ટેક્ટ સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે
શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ
હા તમે કરી શકો છો
જમણી પેનલમાંથી ઝ્માયન્યુકોન્ટેક્ટ પસંદ કરીએ
હવે કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને પ્રોપર્ટીઝ પસંદ કરો
એડિટ કોન્ટેક્ટ ફોર ઝ્માયન્યુકોન્ટેક્ટ સંવાદ બોક્સ દેખાય છે
ચાલો નેમ માયન્યુકોન્ટેક્ટ સાથે બદલીએ
હવે ચાલો ડિસ્પ્લે નામે ફિલ્ડને માયન્યુકોન્ટેક્ટ થી બદલીએ
આપણે વર્ક ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ પણ ઉમેરવું પડશે
વર્ક ટેબ ઉપર ક્લિક કરો
ટાઇટલ માં મેનેજર દાખલ કરો અને ડિપાર્ટમેન્ટ માં એચઆર દાખલ કરો
ઓક પર ક્લિક કરો
તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ
તે સુધરાયેલ છે
હવે થન્ડરબર્ડ માં બિનજરૂરી સંપર્કો કેવી રીતે રદ કરવા
પ્રથમ સંપર્ક પસંદ કરો
કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને ડિલીટ પર ક્લિક કરો
કન્ફર્મેશન સંવાદ બોક્સ દેખાય છે
ઓક પર ક્લિક કરો
સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી
થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે
બે મૂળભૂત બુક્સ જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે
ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ
યાદ રાખો તમારે એડ્રેસ બુક સંવાદ બોક્સ ખુલ્લું રાખવું પડશે
મુખ્ય મેનુ માંથી ફાઇલ પર જાઓ ન્યૂ પર ક્લિક કરો અને એડ્રેસ બુક પસંદ કરો
ન્યૂ એડ્રેસ બુક સંવાદ બોક્સ દેખાય છે
એડ્રેસ બુક નામે ફિલ્ડમાં ઓફિસ કોન્ટેક્ટ્સ ટાઇપ કરો
ઓક પર ક્લિક કરો આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે
તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો
આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો
નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો
આગળ અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું
યાદ રાખો જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે
ડાબી પેનલમાંથી અડ્રેસ બુક ઓફિસ કોન્ટેક્ટ્સ રદ કરવા માટે તેને પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને ડિલીટ પસંદ કરો
ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે
ઓક પર ક્લિક કરો
અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે
ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો
એડિશનલ ઓફિસ કોન્ટેક્ટ્સ નામની નવી અડ્રેસ બુક બનાવો
એડ્રેસ બુક ટૂલબાર માં એડિટ વિકલ્પ વાપરો
આ અડ્રેસ બુક રદ કરો
એડ્રેસ બુક સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી એડિટ અને સર્ચ એડ્રેસીસ પસંદ કરો
સરનામાં શોધવા માટે એડવાન્સ્ડ સર્ચ વિકલ્પનો ઉપયોગ કરો
થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે
આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ
ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ
પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું
નવું બ્રાઉઝર ખોલો અને યુઆરએલ માં wwwgmailcom ટાઇપ કરો
Enter દબાવો
જીમેઇલ હોમ પેજ દેખાય છે
યુઝરનેમ સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ તરીકે દાખલ કરો
પાસવર્ડ દાખલ કરો
સાઇન ઇન પર ક્લિક કરો
જીમેઇલ વિન્ડો દેખાય છે
આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે
જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી જીમેઇલ અને કોન્ટેક્ટ્સ પર ક્લિક કરો
કોન્ટેક્ટ્સ ટેબ દેખાય છે
મોરે પર ક્લિક કરો અને એક્સપોર્ટ પસંદ કરો
એક્સપોર્ટ કોન્ટેક્ટ્સ સંવાદ બોક્સ દેખાય છે
વ્હિચ કોન્ટેક્ટ્સ ડીઓ યુ વાન્ટ ટીઓ એક્સપોર્ટ
ફિલ્ડમાં અલ્લ કોન્ટેક્ટ્સ પસંદ કરો
વ્હિચ એક્સપોર્ટ ફોર્મેટ
ફિલ્ડમાં આઉટલુક સીએસવી ફોરમેટ પસંદ કરો
એક્સપોર્ટ પસંદ કરો
ઓપનિંગ contactsસીએસવી સંવાદ બોક્સ દેખાય છે
સવે ફાઇલ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ડાઉનલોડ્સ સંવાદ બોક્સ દેખાય છે
આ મૂળભૂત ફોલ્ડર છે જેમાં ડોક્યુમેન્ટ સંગ્રહાય છે
આ ફાઇલ મૂળભૂત ડાઉનલોડ્સ ફોલ્ડરમાં contactsસીએસવી તરીકે સંગ્રહાય છે
ડાઉનલોડ્સ સંવાદ બોક્સ બંધ કરો
મુખ્ય મેનુ માંથી ટૂલ્સ પર ક્લિક કરો અને ઇમ્પોર્ટ પસંદ કરો
ઇમ્પોર્ટ સંવાદ બોક્સ દેખાય છે
એડ્રેસ બુક્સ પસંદ કરો
નેક્સ્ટ પર ક્લિક કરો
સિલેક્ટ ટાઇપ ઓએફ ફાઇલ લિસ્ટ માંથી ટેક્સ્ટ ફાઇલ પર ક્લિક કરો
નેક્સ્ટ પર ક્લિક કરો
ડાઉનલોડ્સ ફોલ્ડર બ્રાઉઝ કરો
સિલેક્ટ વ્હિચ ટાઇપ્સ ઓએફ ફાઇલ્સ અરે શાઉન બટન ઉપર ક્લિક કરો અને અલ્લ ફાઇલ્સ પસંદ કરો
contactsસીએસવી પસંદ કરો
ઓપન પર ક્લિક કરો
ઇમ્પોર્ટ એડ્રેસ બુક સંવાદ બોક્સ દેખાય છે
ખાતરી કરો કે ફર્સ્ટ રેકોર્ડ કન્ટેન્સ ફિલ્ડ નેમ્સ ચેક થયેલ છે
આ ટ્યુટોરીયલ માં આપણે માત્ર ફર્સ્ટ નામે લાસ્ટ નામે અને પ્રાઇમરી ઇમેઇલ ફીલ્ડોને જોઈશું અને મેચ કરીશું
અને ડાબી બાજુ માંથી બીજા બધા ફીલ્ડો અનચેક કરો
ડાબી બાજુનું ફર્સ્ટ નામે જમણી બાજુના ફર્સ્ટ નામે સાથે પહેલાથી જ ગોઠવાયેલ છે
તમે ડાબી કૉલમમાં મોઝિલ્લા થંડરબર્ડ એડ્રેસ બુક ના ફિલ્ડને જમણી બાજુ પરના જીમેઇલ રેકોર્ડ દાતા ટીઓ ઇમ્પોર્ટ કોલમ્ન સાથે મેચ કરવા માટે મૂવ યુપી મૂવ ડાઉન બટનોનો ઉપયોગ કરી શકો છો
ડાબી બાજુ પર લાસ્ટ નામે ફિલ્ડ પસંદ કરો અને મૂવ ડાઉન બટન પર ક્લિક કરો
નોંધ લો કે એડ્રેસ બુક ફિલ્ડનું લાસ્ટ નામે અને રેકોર્ડ દાતા ટીઓ ઇમ્પોર્ટ કોલમનું લાસ્ટ નામે હવે ગોઠવાયેલ છે
હવે પ્રાઇમરી ઇમેઇલ પસંદ કરો અને ઇમેલ અડ્રેસ પર ન ગોઠવાય ત્યાં સુધી મૂવ ડાઉન બટન પર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
અડ્રેસ બુક ઈમ્પોર્ટ થઇ ગયી છે તે પ્રદર્શિત કરતો મેસેજ દેખાય છે
ફિનિશ પર ક્લિક કરો
થન્ડરબર્ડમાં આ જીમેઇલ અડ્રેસ બુક ઈમ્પોર્ટ થયેલ છે
એડ્રેસ બુક સંવાદ બોક્સની ડાબી પેનલમાં એક નવું ફોલ્ડર કોન્ટેક્ટ્સ ઉમેરાયું છે
કોન્ટેક્ટ્સ ઉપર ક્લિક કરો
ઇમેઇલ અડ્રેસ સાથે ફર્સ્ટ નેમ્સ દર્શાવવામાં આવે છે
આપણે જીમેઇલ અડ્રેસ બુક થન્ડરબર્ડમાં ઈમ્પોર્ટ કરી છે
સંવાદ બોક્સની ટોચ ઉપર ડાબા ખૂણામાં પર આવેલ લાલ ક્રોસ પર ક્લિક કરી અડ્રેસ બુક બંધ કરો
અંતે થંડરબર્ડમાંથી લૉગ આઉટ કરો
મુખ્ય મેનુ માંથી ફાઇલ અને ક્વિટ પર ક્લિક કરો
અહીં થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે સંપર્કો ઉમેરતા જોતા બદલતા અને રદ કરતા શીખ્યા
આપણે નવી અડ્રેસ બુક બનાવતા હાલની અડ્રેસ બુક રદ કરતા અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરતા પણ શીખ્યા
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
નવી અડ્રેસ બુક બનાવો
સંપર્કો ઉમેરો અને જુઓ તમારી વ્યક્તિગત ઇમેઇલ ઇડ થી તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ પર સંપર્કો ઈમ્પોર્ટ કરો
અડ્રેસ બુક ઈમ્પોર્ટ કરતી વખતે તમામ ફીલ્ડો પસંદ કરો અને મેચ કરો
નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર